ચોર્યાશી મો પ્રશ્ન જયા જયંત અને ઇન્દુ કુમારના રચિયાતા કોણ છે તો તેમાં જવાબ આવશે કવિ નાનાલાલ પંચ્યાસી મો પ્રશ્ન ભારતમાં મહિલાઓને સર્વપ્રથમ મતાધિકાર ક્યારે પ્રાપ્ત થયો

સત્યાશી મો પ્રશ્ન છે કે જો કોઈ ઘડિયાળમાં દસ અને વીસ વાગ્યા હોય તો ક્ષતીજ આ ક્ષિતિજ અરીસામાં એટલે કે horizontal mirror માં કે કેટલા વાગ્યા હશે તો horizontal mirror માં જોઈએ તો ત્યાં કેટલા આઠ ને દસ થઇ હશે અઠયાશી મો પ્રશ્ન આદિજાતિના બાળકોને નિવૃત્તા સફળ શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની અ અ સમકક્ષ થાય તે રીતે ધોરણ છ થી બાર સુધીનું શિક્ષણ વિનામૂલ્ય આપવાની યોજના નું નામ શું છે તો તે યોજનાનું નામ છે એકલવ્ય model dakshidician શાળા યોજના નેવ્યાશી મો પ્રશ્ન ઘોડાગાડી માં કયો સમાસ આવશે તો ઘોડાગાડી શબ્દમાં સમાસ બનશે મધ્યમપદ રૂપી સમાસ નેવું મો પ્રશ્ન સમાંતર શ્રેણી a three a five a તે રીતેના m પદોનો સરવાળો કેટલો થાય

prepaid નાં plan ની જાણકારી આપી શકો છો? મને prepaid નો જો plan છે, એમાં મને જાણકારી આપો છો? હા prepaid માં.

મારો જિલ્લા તાલુકા છે અ, ઔરંગાબાદ.

તો મને હમણાં એકસો ત્રેપન નું જે recharge થયું છે prepaid માં, તો મને હમણાં જમ્મુ કાશ્મીર માં જવું છે તો ત્યાં roaming ની area માં મને postpaid માં connect કરવું પડશે કે prepaid માં થઈ જશે?

ત્યાં document માં મને શું જોવે છે?

કેટલી deposit હોય છે main minimum? તો મને postpaid માં શું plan છે મને plan જાણકારી આપી શકો છો?

okay તો seventy five GB data અમારા પતી જાય છે, તો ઉપર થી હું data use કરું છું તો એમાં એક one એક GB data use થાય છે તો એના પાછળ કેટલા rupees નો charges લાગે છે mam? ઓકે. એનાં સિવાય મને બીજો કોઈ plan જણાવી શકો છો જેમાં મને વધારે GB data મળે છે અને ઓછા rupees માં જે plan હોય? હા સિત્તેર GB જેવો data મને મલે છે એમાં કોઈ plan મને બતવોને. okay. તો મને મને mam મે bill payment કરું છું, પણ મને bill વધારે આવે છે. તો મને જણાવી શકો છો કે શેનાં કારણ પર bill મને વધારે આવે છે? હા mam એજ number છે. દીક્ષિતા. હા mam. હમણાં જ એક week પહેલાં જ. okay તો મે BSNL office માં જઈને જ bill payment કર્યું છે.

Please ફરી થી બોલો બેન. okay. okay બેન એક minute મે નોંધ કરી લઉં. mam number ફરીથી જણાવી શકો છો? કયા number પર send કરવાનું છે? five double three double three. Okay. આના ઉપર હું message send કરીશ તો મને શું જાણકારી મલી શકે છે? મને કોઈ બીજો કોઈ plan જણાવી શકો છો એમાં postpaid માં? તો મારા પંચયાસી GB છે એ મહિના માં મને બધી જ ખતમ થઈ જાય છે એના પહેલાં એક month પહેલાં ખતમ થઈ જાય છે મારા. તો હું data use કરીશ તો મને બસ્સો પચાસ GB જે મળે છે

બસ્સો પંચયાસી હા. હા પંચયાસી. Okay. એનાંથી કોઈ વધારે plan માહિતી મને જણાવી શકો છો મેમ?

આમાં પચાસ જ GB મલે છે મને.

કરાવી શકું છું okay mam. એ કેટલા rupees નો મને plan હતો ફરી થી જણાવી શકો? Okay. okay તો મને postpaid માં મને બઉ વધારે મહેંગુ લાગે છે, તો મને prepaid માંજ convert કરવું છે તો ફરી થી શું કરવું પડશે એની માટે process?

હું prepaid માં convert કરુંછું તો મને પેલ્લાં bill payment કરવું જરૂરી હશે? Okay, okay. તો prepaid માં convert કરું છું તો મને એ SIM card કેટલા કલાક માં ચાલુ થાય છે?

હા મેમ માહિતી આપવા માટે તમારો સમય, માહિતી આપ્યો એટલા માટે ધન્યવાદ મેમ. Okay thank you mam!

થોડીવાર ઉંઘીને શરીર માની આળસ મરડીને ઉભી થઇ એ તો સૌઉની સામે ટગર ટગર જોવા લાગી રાજા રાજા રાણી તો બ્રાહ્મણ ઉપર ખુશ થઇ ગ્યા અને બ્રાહ્મણ પોતાના મહેલમાં મેહમાન તરીકે રાખ્યો ત્યારે આ બાજુ બિચારી સુખે દુઃખે પોતાના દિવસો ગુજારે છે એને પેટમાં પૂરતું ખાવાનું પણ મળતું નથી તેમા શ્રવણ મહિનો આવી જાય છે ગામ મા જે સ્ત્રીઓ એ બધીજ સ્ત્રીઓ સાકરીયા સોળ સોમવારનું વ્રત કરે કરતી હતી આ બ્રહ્માણીને વિચાર આવ્યો કે આ બધી સ્ત્રીઓ આ બધી સ્ત્રીઓ માફક હું પણ વ્રત કરું એટલે એણે તેના તો સોમવારે શંકર ભગવાનની મહિમા ગા ગાયો પરંતુ ઘરમા માટે અનાજનો એક પણ દાણો ન હતો એટલે એ એકટાણું તો કરેજ ક્યાંથી એટલે બ્રાહ્મણીએ તો આખો દિવસ ભુખી રહી અને બિચારી ભગવાનનું નામ લેતી લેતી ભૂખે ભૂખે ભૂખે બેસી રઈ એવામાં ગામા નગરશેઠ ની ઘેર જે દીકરાનો જન્મ એણે આખ્ખા ગામ સાકાર સાકારના પડીકા વેચ્યા અમને એક પડીકુંઆ બ્રાહ્મણીને પણ મળ્યું એટલે એકટાણામાં પણ પડીકા માથી બ્રાહ્મણીએ સાકાર લીધી અને ખાધી અને વેહલી સવારે પાણી કરીને પીધું એટલે એને ટાઢક વળી એવામાં તો રાત્રે બ્રાહ્મણી ને સપનુ આવ્યું સપનામાં મહાદેવજી આવ્યા મહાદેવજી એ બ્રાહ્મણીને કહીંયુ કે હે બ્રાહ્મણી

ખુબ જ ખુશ અને પ્રસન્ન થયો છુ આ વ્રત મારે એ કેમ કરવું તેની મને ખબર નથી ત્યારે શંકર ભગવાને કહ્યું શ્રવણ મહિનો આવે ત્યારે ચારેય સોમવાર સવારે વેહલા ઉઠવાનું નાહી ધોઈ વેહલા વેહલા શંકર ભગવાનનો દીવો કરવો પછી સો ગ્રામ સાકર લઇને મહાદેવજી ના મંદિર જવાનું ત્યાં જય ને સાકારના ચાર સરખા ભાગ કરવાના એવામાં એક એક ભાગ મહાદેવજી ને ચડવાનો બીજો ભાગ રમતા બાળકને આપવાનો ત્રીજો પ્રસાદ તરીકે પોતે રાખવા નો અને ચોથો ભાગ નદી તળાવમાં પધરાવી દેવાનો વળીતે દિવસે નકોડો ઊપવાસ કરવાનો જયારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું એ દિવસે મહાદેવજીની કથા સાંભળવી અને સાંભળતી વખતે જય મહાદેવજી એમ હોંકારો દેવાનો પછી સાંજ પડે ત્યારે મહાદેવજીની પૂજા કરવાની બાદ આરતી ઉ તારવાની વ્રત ના સતત જમીન ઉપર શેતરંજી પાથરીને સુઈ રેવાનું આ રીતે સો સોમવાર સુધીનું વ્રત કરવાનું અને છેલ્લા સોમવારે વ્રત પૂરું થાઈ એટલે એની ઉજવણી કરવાનું ઉજવણીમાં સવા શેર ઘઉંનો લોટ લેવાનો એમાં સવા શેર ગોળ નાખીને સવા શેર ઘી નાખવું નાખીને બધું ચોળીમોળી ને લાડુ બનાવના એક લાડુ મહાદેવજી ને ધરવાનો બીજો બાળકને રમતા બાળકને દેવાનો ત્રીજો ભાગ ચોથો ત્રીજો ભાગ પોતે પ્રસાદીમાં લેવાનો ચોથો ભાગ ને રમતા બાળકને દેવાનો અને વધે પ્રસાદી વધે તો અને રાત્રે કાઢીને ખાલી ગોળમાં ભંડારી દેવી બ્રાહ્મણીને તો સપનાની વાત યાદ રહી ગઈ અને સોળ સોમવાર સુધી સોળ સોમવાર સુધી વિધી પૂર્વક વ્રત કરવાનું ચાલુ કર્યું સોળ સોમવાર પુરા થયા એણે વ્રતનું ઉજવણું કરી નાખ્યું અને બીજાજ દિવસે પેલા રાજાને બ્રાહ્મણને ભેટમાં જેર ઝવેરાત આપ્યું તે લઇને પોતાના ઘેર આવા માટે નીકળી ગયો થોડા વખતમાં બ્રાહ્મણ ઘણું ધન લઇને ઘેર આવી પોહ્ચ્યો ઘેર ઘેર આવી પોહ્ચ્યો બ્રાહ્મણીએ તો એના પતિને સાકરીયા સોમવાર વ્રતની વાત કરી આથી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા અને બંનેની ઉપર મહાદેવજી ની કૃપા થઈ એમને બન્ને કોઈ વાતનું દુખ હતું નહીં એકાદ વરસ માં તો એમ ના ધેર પારણું ઝુલતું થઇગયું શંકર ભગવાન ને

કથા હાંભળનાર ને કથા કેનાર ને બધા ને ફળ જો જાય ભોળાનાથ જય મહાદેવ એક ગામ હતું એ ગામ માં સોમ સોમનાથ નામ નો એક બ્રાહ્મણ રહેતો હતો એને સાન્તા નામ ની પત્ની હતી પતિ દયાળુ હતો અને પત્ની ગુણો ગુણો વાળી અને પતિવ્રતા હતી એ પછીની સેવા કરતી હતી ગામના ગામમાં એમને સારી કમાણી નહતી એટલે એમની સ્થિતિ પણ સારી નથી છતાં પણ હંમેશા તેને એકાદ ભુખ્યા માણસ ને જમાડી ને જમવા નું એ જમાત હતા એક દિવસ ની વાત હતી એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યો એટલે બ્રાહ્મણ ને ભ્રમણી મૂંજાયા કે આજે તો ખાવુ શું? અને ભિક્ષા માટે માણસ ને દેવું શું? આખરે ખુબજ વિચાર કરીને તેઓએ મહાદેવજી ની આરાધના કરવા નું વિચારી લીધું બ્રાહ્મણે એકવીશ દિવસ સુધી મહાદેવજી ની આરાધના કરી પરંતુ મહાદેવજી પ્રસ્સન્ન થયા નહિ આખરે એમણે ભક્તિ પડતી મુકી દીધી અને પછી તે બેસી રહ્યા એક દિવસ ની વાત છે મહાદેવજી સન્યાસીને વેસ લઈને આવ્યા

એટલે એ ચિંતા માં પડી ગયો એતો સન્યાસીને પગે લાગ્યો પછી પોતાની ગરીબાઈ ની વાત કરી સાન્યા એટલે સન્યાસી બોલોયો હે બ્રાહ્મણ તમે તમે ભાખરીયા સોમવારનું વ્રત કરો એતમારું આ દુઃખ જરૂર ફાળશે આ એનાથીજ તમારાઆધિવ્યાધી અને ઉપાધિઓ ત્રણેય ટાળશે આમ કહીને સન્યાસી વેસ માં આવેલા મહાદેવજી તો અદ્રશ્ય થઈ ગ્યા બ્રાહ્મણ તથા બ્રાહ્મણી એ શ્રવણ માસ ની રાહ જોવા લાગ્યા એવા માં શ્રવણ મહિનો આવ્યો અને શ્રવણ મહિના માં શ્રવણ મહિનો આવ્યો અને શ્રવણ મહિના માં વ્રત ચાલુ કરી દીધું સોમવારે વેળા ઉઠીને નાઈધોઈ ને મહાદેવજી નો દીવો કર્યો પછી મહાદેવજી ને મંદીરે જઈને મહાદેવજી નું પૂજન અર્ચન કર્યું અને બીલીપત્ર ચઢાવ્યા અને શંક અને શંકર ભગવાન ની પુજા અર્ચના કરી શંકર ભગવાન ને ખુશ કર્યા નિવેદ માં આઠસો ગ્રામ ઘઉંના લોટના લાડું બનાયા અને ભાખરિયો સોમવારની બ્રાહ્મણ ને અને નાના છોકરા ની આપવાની બાકી વધેલી એ એ ભાખરી પોતે પ્રશાદ લાઇવાની આવી રીતે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ને આનું એક દિવસ દિવસે એની હાલત સુધારવા લાગયી ભાખરીયા સોમવાર નું વ્રતકરવાથી સોમ સોમનથ બ્રાહ્મણ અને સાન્તા નામ ની બ્રાહ્મણ ની પત્ની થોડા વખત માં સુખી થાય ગયા અને આનંદ આનંદ ના દિવસો વીતવા લાગ્યા માટે જે કોઈ ભાખરીયા સોમવાર નું વ્રત શ્રદ્ધા પૂર્વક કરશે ને કથા વાર્તા વાંચશે એને અને સાંભળશે એને સદાના માટે સુખ શાંતિ મળશે અને જે દક્ષિણ માં આવેલા કાંચી નગરમાં દેવસ્વામી નામે એક માણસ રહેતો હતો

ના એવું નતું હું કંઈક કામ માં હતો અને એટલે direct જ mobile માં call કર્યો અને તારો પાછો number નવો છે. એટલે ખબર ના પડી. બોલ-બોલ. કેમ છે? બસ મજા-મજા છે. ખુબ ઠંડી પડે છે. એટલે ઘરમાં બેઠા છે.

હા તો બરોબર છે. કારણકે અત્યારે તો કેવું છે કે સરકાર કોઈ પણ યોજના કરે તો scholarship તારે આવે, પણ હવે તને રોકડા ના મળે, એ તારા bank ખાતામાં જ જમા કરશે. અને હવે તો તારે. હા બરોબર છે. તો bank ની અંદર જો ખાતું ખોલાવાનું હોય, તો જેવો તારે bank ની અંદર વપરાશ હોય, તેવી રીતે તારે ખાતું ખોલાવવું પડે. અને એવી bank પસંદ કરવાની, કે જે આપણને સરળ પડે અથવા આપણા ઘરની આસ-પાસ હોય. અથવા તો જો તને college માંથી કીધું હોય, કે તમે આજ bank માં ખાતું ખોલાવો. તો એ bank માં ખોલાવાનું રેય છે.

હા અત્યારે સરકારે છે ને એક વિદ્યાલક્ષ્મી bond ની યોજના કરી છે જેમાં તમને સારી એવી scholarship મળી શકે. અભ્યાસ માટે. તો જો bank ની અંદર કેવું છે કે bank રઈ ને. એ સરકાર થી પણ ચાલે છે અને private sector પણ એટલે કે ખાનગી currency bank ચાલે છે. તો એની અંદર સરકાર ની જે bank છે, એમાં તો State Bank of India છે. પછી ભારતીય Reserve Bank છે. એના પછી Dena Bank છે. પછી ગ્રામીણ કોઈ પણ સ સ સ, સૌરાષ્ટ્ર ગ્રામીણ bank છે. તો આ બધી bank રઈ co-operative bank આ બધી સરકારી bank છે. જેના બધા જ કર્યો સરકાર ની નજર હેઠળ થાય છે.

પોતાનું. જો, જો અઢાર વરસ થી નીચે હોત, તો તારું joint account ખુલત જેમાં તારા મમ્મી કે પપ્પા નું નામ કે કોઇક ને કોઇક સભ્ય નું નામ સાથે રહે. પણ હવે તો અઢાર વર્ષ, એટલે પુખ્ત વય થયા પછી, તારું પોતાનું જ account તારે ખોલવું પડે છે. તો સર, તો સરકારી ની અંદર જો તું ખાતું ખોલાવીશ ને, તો બીજી બધું તો ઠીક છે,

હા, સરકારી શિક્ષક થી લઇ ને મોટા ઉમમ, મામલતદાર સુધીના પણ બધા લોકો ના ખાતા એમાં હોય. બીજું જે ખેડૂત ને સહાય આપે છે, સરકાર તો એ પણ લોકો ખાતા સરકારી bank માં જ ખોલાવાના છે.

તો એનાથી હું કવછું ત્યાં સુધી કે private bank માં આપણું ખાતું હોય. તો જો private bank ની અંદર, આપણા ઘર ની આજુ-બાજુ માં તાપસ કરશું, તો Bank of Baroda પણ હશે. ઉમમ, HDFC છે. IDBI છે. Axis Bank છે. ICICI bank છે. પછી હમણાં નવી એક છે, Kotak Mahindra Bank. તો એ પણ છે નવી. પછી co-operative bank ઘણી બધી હોય છે, રાજકોટ co-operative bank છે. તો આ બધી જે છે, હા તો એ Bank of Baroda જે છે, બરાબર, એ પણ સારી bank છે. Private bank છે. અને bank ની અંદર તો કેવું છે કે ભૈ અલગ-અલગ bank ની અંદર અલગ-અલગ પ્રક્રિયાઓ હોય છે Private bank ની અંદર તો જો તને એક તો એ ફાયદો મળે, કે ખાતા માં પૈસા રાખ limit થી વધારે તો દર મહિને તને એના વ્યાજ રૂપે અડધો ટકો કે એક ટકો મળે છે. ઈ તમારા ખાતા માં interest રૂપે બાર મહિને આવે છે. અને હવે તો હમણાં, ના હમણાં તો હવે એવું થઈ ગ્યું છે કે ભૈ, બાર મહિને કે મહિને જે પૈસા આવતાંતા, એની જગ્યાએ તમારા ખાતા માં પૈસા પડ્યા છે, એનું રોજે-રોજ નું વ્યાજ count કરીને તમારા ખાતા માં નાખવું. હા. હા. હા, જેમ કે તારા ખાતા માં આજે દસ હજાર રૂપિયા છે, બરોબર? તો આવતી કાલે તારા ખાતામાં પાંચ હજાર હોય, તો આજે તારા ખાતામાં દસ હજાર લેખે interest પડે. અને બીજે દિવસે પાંચ હજાર લેખે પડે.

હા રોજે-રોજ નું. Daily interest તારા માં ગણાતું રહે. તો હવે છે ને bank ની અંદર પેલા તો તમારે ખાતું ખોલાવા માટે થઈ ને, તમારે bank થી bank નું form લાવવું પડે. જે form ની અંદર ત્રણ ભાષા ની અંદર તમને માહિતી આપેલી હોય છે. માતૃભાષા, રાષ્ટ્ર ભાષા અને આંતર રાષ્ટ્રીય ભાષા એટલે કે, ગુજરાતી, હિન્દી અને English. તને જે ભાષા માં ફાવતું હોય એ ભાષા માં form ભરી શકો છો. એમાં તમારે તમારું નામ, પછી તમારો પાછળ પિતાજીનું નામ જે પૂરું છે એ નામ. પછી એના પછી તમારા telephone number, તમારો Gmail ID હોય તો એ, એ સિવાય તમારા બે number જે mobile number નાખવાના હોય છે. બરોબર. એમાંથી એક કાયમી હોવો જોઈએ, એક કોઈ પણ બીજા family member નો હોવો જોઈએ. પછી જે તમારું address proof છે. દાખલ તરીકે હું મૂળ અત્યારે અમદાવાદ રહું છું, પણ મારો મૂળ તો ક્યાં છે સુરેન્દ્રનગર બધું, તો મારી પાસે આધાર પુરાવા સુરેન્દ્રનગર ના છે. પણ મારે ખાતું અમદાવાદમાં ખોલાવવું છે. તો મારે બે address નાખવા પડે છે. એક તો હાલ હું જ્યા રહું છું એ address, અને બીજું કે જે મારા આધાર પુરાવાનું છે એ address. પણ તારે તો એ પ્રશ્ન જ નહિ આવે. હા એટલે બંને માં તારે એક જ address, પહેલું જે ખાનું આવે છે box, એમાં લખી નાખવાનું કે address પુરે-પૂરું જે હોય એ, બરાબર. અને બીજા box માં લખવાનું કે, અ, પહેલા box ના address પ્રમાણે. એટલે બે વાર લખવું ના પડે. તો પેહલા address પ્રમાણે, અથવા પેહલા સરનામાં પ્રમાણે. એટલે ઈ જ માહિતી પતિ ગયા પછી, બરોબર. તું કઈ-કઈ Xerox એની સાથે જોડે છે, એ tick-mark કરવાનું, કે હું license આપું છું, આધાર card આપું છું, ચૂંટણી card આપું છું. આ ત્રણ વસ્તુ માંથી એક વસ્તુ તારી ઓળખ માટે છે, અને light bill ની Xerox જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર ની Xerox અથવા તો, પછી ઉમમ, ration card ની Xerox. આ ત્રણ માંથી એક, કોઈ પણ એક તારે આપવાનું હોય છે, બરોબર જે તારો રહેઠાણ નો રહેઠાણ માટે નો પુરાવો છે. હા કોઈ પણ. કોઈ પણ એક વસ્તુ આપવાની રહે છે. અને બીજી વસ્તુ કે, હવે તને અઢાર વરસ થઇ ગયા છે, તો bank ની અંદર તારે તારા pan card નો જે number છે એ link કરાવી દો. Pan card ની Xerox આપી દેવી. કારણકે ભવિષ્ય માં તારે loan જોતી હોય bank પાસે થી, તો pan card જરૂરી જ છે ભૈ કે તારો pan card ક્યારથી operate update થયું છે?

બરોબર, pan card તમે કાઢો એનો મતલબ કે તમે ક્ષમતા છે, કે ભઈ તમે loan લ્યો તો તમે loan ભરી શકો. કેમકે pan card નીકળે એટલે કે તમે return ભરવાની ક્ષમતા ધરાવો છો. બરોબર એટલે. હા એ જ ને કે ભૈ pan card કેમેકે એ તમને સામે થી જ કેશે bank વાળા કે તમારી પાસે pan card છે? તારે કેવાનું કે મારી પાસે અત્યારે pan card ની મેં, એમ નઈ કેવાનું કે નથી, કે મેં pan card માટે process કઈરી છે

તો હવે પછી નું form ભરે ને, એમાં ચાર cast આવે છે, general, EBC, OBC અને SC, ST. આ બંને ત્રણ આવે છે બરોબર. ચાર આવે છે તો એની અંદર આપણે જો તારી પાસે, તે ઓલું કઢાવેલું હોય, આપણે દાખલો, આવકો ને ને એમાં EBC કરાવેલું હોય તો EBC લખવાનું. કારણ કે તને જે સહાય મળે છે તને scholarship મળે છે કાયા base પર મળે છે? એમાં પણ EBC નો EBC, હમ્મ. હા એમાં EBC નું પ્રમાણપત્ર તમને તમારા રાજકોટ નગરપાલિકા માંથી મળી જાય છે. જે કઢાવી લેવાનું, જેથી તને સરકારી નોકરી માં પણ બવ

બરોબર, એટલે ઈ પછી તને પૂછવામાં આવશે તને એની અંદર લખેલું હઈશે કે ભૈ કી ખોડખાપણ નું, તો એમાં લખી નાખવાનું ના. પછી, પછી તારે બે ફોટા જે લગાવવાના હોય છે જે ફોટા લગાડવાના હશે, passport size ના. એનો ખાના આપેલા હશે box. અને તને ત્રણ box આપશે બીજા form માં. એમાં તારે સહી કરવાની અને એક જ સરખી થવી જોઈએ. ત્રણે ત્રણ box માં. એ, એ સહી એવી હોવી જોઈએ તેની copy પણ ના થવી જોઈએ અને તારાથી એ સહી બરોબર થવી જોઈએ.

હા. તું ગુજરાતી માં ખાલી લખી નાખ પઢીયા ખુશી તો એ કોઈ પણ લખી શકે. એટલે આપણી સહી unique હોવી જોઈએ. અને કાયમ માટે જ્યાં હુધી આપણું ખાતું account ચાલે ત્યાં સુધી આપણ ને સહી યાદ રહેવી જોઈએ. પછી જે અંદર આવે છે. એક જ સરખી sign કરવાની બધી. ક્યાંય પણ તારી sign mismatch થશે, તો તારા માટે problem ઉભો થશે. દાખલા તરીકે તું મને cheque આપે છે બરોબર. અને તારામાં સહી ફરી ગઈ તો તારો cheque return થાય. તો એમાં બન્ને બાજુ નુકસાન છે, મારા account માંથી પણ પૈસા કપાશે અને તારા account માંથી પૈસા કપાશે. એનો charge લાગે છે, બીજું કે પછી શું થાય કે વારંવાર એવું થવાથી તારું નામ રિયુ એ frauding list માં આવી જાય. કે ભાઈ આના cheque તો return જ થાય છે તો તારું જે CIBIL છે ઈ બવ ખરાબ બને. એટલે એ પણ ધ્યાન રાખવાનું. હા એ સહી કરીને એ form ન્યાં જમા કરાવવાનું. એ સિવાય જે office work છે એ એલોકો કરશે. અને તને એ જ વખતે પૂછી લેવાનું કે મને passbook ક્યારે મળશે? તને જે સમય આપે ત્યારે એ passbook તારે લઇ લેવાની. એમાં તારું નામ, ટાર સરનામું, તારો account number, આ બધું verify કરી લેવાનું. કે ભઈ બરોબર છે? કે નથી? બરોબર. જે account number આપે એ account number પણ વ્યવસ્થિત છે, કેટલા આંકડાનો છે, maximum કોઈ પણ તમે ઓલ માં જાઓ, આપણે શું, ખાતા માં, તો ખાતા નો number સોળ આંકડા નો હોય. તો એ સોળ આંકડાનો number આવે તો પછી તું ક્યાંય પણ તારે પૈસા ને transfer કે લેતી-દેતી કરવી હોય તો તું કરી શકે. જે આંઠ કે નવ આંકડાનો આવે છે તે ગુજરાત પૂરતી કે India પૂરતી જ. બાર તારે કરવા હોય પૈસા ત્યાં transfer તો થતા નથી. તો સોળ આંકડા નો એની પાસે થી આખો number, account number સોળ આંકડા નો જ પૂરો લેવો. હા. હા. લગભગ તો અત્યારે એ જ આપે છે, બિજુ કે જોઈ લેવાનું કે એની અંદર, એની અંદર તને ખાતા ની અંદર કે ખાતા book ની ઉપર barcode sticker મારી ડે છે કે નઈ? એ ફરજીયાત barcode sticker લગાવડાવી દેવાનું. Barcode sticker લગાવી દો.

હા, એનો ફાયદો એ થાય કે તું એનું scan કર, બરોબર, આખી passbook તું તારા mobile માં જોઈ શકે. અને તારી માહિતી સાચી છે કે નઈ એ પણ barcode sticker ઉપર થી ખબર પડી જાય. કારણકે તમે છાપીને દીધું છે પડિયા ખુશી ને એ બધું પણ barcode sticker લગાડી ને ખબર પડે કે original ખાતું કોનું છે. કોઈ bank વાળા તારી સાથે cheating કરી શકે નઈ. બરોબર. આ વાત થઇ આપળે account ખોલાવાની, ખાતા ખોલાવાની. આમ તને કોઈ પ્રશ્ન હોય,

ત્રણ મહિનામાં. કારણકે bank નો નિયમ છે કે ત્રણ મહિના સુધી કોઈ પણ, આપણે ઘણી વાર એવું બને કે ખાતું ખોલાવીને મૂકી દઈએ છે, પછી કોઈ જોતું નથી કે શું છે ઈ. કારણકે આપણે જરૂર નથી ને, જરૂર ના હોય તો બરોબર છે કે આપણું ખાતું ચાલુ રેય, પણ એવી તો કોઈ જરૂર છે નહિ. તો ખાતું ખોલાવીને બે વર્ષે જાવ તો આપણું ખાતું હોય છે એ અસ્તિત્વમાં નથી હોતું.

હા. કાં જમા કરાવવા કાં ઉપાડી લેવા. મૂળ એક વાર transaction થવું જોઈએ જેથી તારે ક્યારેય પણ ભવિષ્ય માં, ખાતા ની દંડ જે છે, એ ભરવો ન પડે, penalty ન ભરવી પડે કે ખાતા માં કોઈ progress જ નથી. બરોબર. આ છે આખે-આખી પ્રક્રિયા ખાતા ની અંદર કઈ રીતે તમે ખાતું ખોલાવી શકો. આમ તને ક્યાંય કોઈ અડચણ હોય કે મુશ્કેલી હોય તો તું મને પૂછી શકે છે.

હા એમાં એવું છે, પેહલા page ઉપર બધું જ તમારી માહિતી આવે છે, બીજી એક passbook લેતી વખતે એક વાત ધ્યાન રાખજે, કે passbook ની અંદર ની બધી માહિતી છપાયેલી છે. એ ઘાટી હોવી જોઈએ સમજાયું. જે કઈ તને લખીને આપે એ આડું-અવળું કે મતલબ mix કે એવું ન હોય જેથી તારે ક્યાંય પણ clarification ન કરવું પડે. બધી જ વસ્તુ. હા એ ઘાટી જ આવે. ના. હુંજ તને એક દાખલો આપું કે તારી scholarship નું form ભૈરુ છે, બરોબર તો ક્યાંય પણ તારા પૈસા નાખવાની વાત ચાલે તારી Xerox એટલી આછી આવે એમાં એવું છે six ની જગ્યા એ five જ દેખાય છે આછા ના હિસાબે. Xerox ઘાટી આવતી નથી આછી દેખાય તો six અને five માં ફરક કેટલો છે તો કે ઉભા લીટા નો. તો account number માં શું થાય કે six one, six one ની જગ્યાએ five one થઇ જાય. તો, હા. તો પછી problem એ થાય ને. એટલે ઘાટી હોય તો આ બધા પ્રશ્નએ જ ન રેય જોવાનો. બરોબર. બીજું કઈ મારા લાયક કામકાજ હોય તો મને કહે. હા, આપણે માણસો ને ઘણી વાર એવું હોય કે ખાતું ખોલાવી નાખ્યું ને થઇ ગ્યું. પણ કેટલા કેટલા ખાતાના નિયમો છે એ ખબર હોતી નથી. હમ્મ. બરોબર. Okay ચલો bye. અલા વાત મળી કે તમે ફરી આયા હમણાં ચાર પાંચ દિવસ પેલા વેકેશન જેવું હા હા ઓહો! જોરદાર. હમ્મ ઓહો મજા આવી ગઈ હશે હે.